જેમાં ડાવે અને જમણે ડાબી બાજુ જમણી બાજુએ આ દવાની એક મોટી રેક છે જે પાછળ દુકાનની પાછળ ના ભાગ સુધી અ લાંબી--

તથા દુકાનની બહારની નીક નીકળવાના રસ્તાની બાજુમાં જે કાચ છે એના ઉપર ડિફરન્ટ સીરીઝો તથા અવનવા બલ્બો લગાડેલ છે.

શાહ એન_એચ કોમર્સ કોલેજ નું ગ્રાઉન્ડ નજરે પડે છે જેમાં પાછળ શાહ એન_એચ કોમર્સ કોલેજ નું મકાન નજરે પડે છે.

કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે જેમાં એક દુકાન પર કર્લોન મેટ્રેસ એક્સપ્રેસ નું બોર્ડ છે.

એમની ઉપર લાલ ભૂરી અને પીળા કલર ની રેલિંગ છે જ્યારે ડેમ ની દીવાલો ભૂરા કલર ની છે આસમાની કલર ની છે.

વલસાડમાં શાહ એન_એચ કોમર્સ કોલેજ માં જતા રસ્તામાં આવતું અં એક પિઝા ની શોપ છે.

જેની ઉપર ઉપરની તરફ અલગ અલગ દેવી દેવી દેવતાઓના મૂર્તિ અ આકૃત કરેલ છે.

મારુતિ સુઝુકી ની કોઈ ગાડી નજરે પડે છે જેનું બોનેટ ખુલ્લું છે અને મિકેનિક કંઈક રીપેર કરતો હોય એવું લાગે છે.

ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા બનાવેલ માહોલ ઈકો ટુરિઝમ રિસોર્ટ દેખાય છે.